હમ્મ. અમે અમે કોલેજ કરી ને કોલેજ માં અમારે આવું નતું semester પ્રથા છે હે ને છ છ મહિના અમારે એવું નતું direct ખાલી બે exam આવતી.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

એટલે પહેલા semester wise નહોતું એમને એક વર્ષ

હા આખા છેલ્લું જે મહેનત કરેલી આખા વર્ષ ની એ છેલ્લી exam આપે ને એમાં પાસ થઈએ તો ખરા નહીં તો પછી કશું નહીં. એવું છે. અત્યારે તો most of semester wise જ બની ગયું છે. છ મહિને ને છ મહિને બદલી જાય. આમાં તો કોઈ બરોબર ના કહેવાય આ જે પ્રથા છે ને semester વાળી એ તો આમ તો સારી ના કેવાય યાર. કેમ કે હવે આમાં તો હે ને છ છ મહિને exam આપવાની હમ્મ છ છ મહિને તૈયારી કરવાની એવું તો ના મજા આવે. હમ્મ પણ અટાણે study ભેગું બધુ hard work ને બધુ વધી ગયું ને. છોકરાઓને અત્યારે સમજી લો નાના છોકરાઓ ને શું ગમે તો કે કે મોબાઈલ ને છોકરાઓને પેલા આપડે તો એવું કઈ હતું નહીં.

હા મોબાઈલ TV અત્યારે નાના છોકરાઓનું મગજ એટલું આમ ટુંકમાં પેહલા થી તેજ હોય એટલે studyને બધુ hardwork બધુ વધી ગયું. હમ્મ અત્યારે hardwork બધુ વધી ગયું ને એટલા માટે. કેવડું કેવડું કરવું પડે છે government job માટે.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 ફૂટી જાય ને એવું. હા પછી પેપર પેપર ફૂટી જાય ને મહેનત કરેલી હોય આટલા વર્ષો ની અને પછી exam આપી આપડે સારી રીતે અને પછી પેપર ફૂટી જાય એટલે આપડું મગજ . એવું પેપર ફૂટવાનો તો કિસ્સો મારે એટલે ટુંકમાં મારા દીદી છે ને મારી મોટી બેન છે એને exam હતી exam દઈ ને બારે નીકળી ને ફોન આવ્યો પપ્પા ને દીદી ગયા તા exam દેવા પપ્પા બારે બેઠા તા ત્યાં એટલે આયા જ હતી અમદાવાદ અને અમે છીએ રે રે અમે છીએ ઉપલેટા ના રહેવાસી બરોબર હા ઉપલેટા ના હા તે ત્યાંથી અહિયાં આવ્યા exam દઈને બસમાં બેઠા તો દીદી નો ફોન આવ્યો મારી માથે. મને કે એ પેપરમાં તો કઈ સમજાતું નથી શું થયું શું એ કે પાસ થઈ ગયા એ હજી તો વાતું કરતાં હતા પાછળ થી મે કીધું news આવી કીધું બેન પેપર તો ફૂટી ગયું tension શું લે છો. એટલે શેની exam શેની હતી. આપણે આ પોલીસ ની આ કઈ PSI ની ને આવી હતી ને હમણાં વચ માં ઓલી GDE ની. હું કવ દીદી પેપર તો ફૂટી ગયું છે હવે શું એટલે આ તો ટુંકમાં બહુ પહેલા.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 હા બે બે અઢી વર્ષ પહેલા.

એની first exam હતી કેમ કે એનું ઓગણીસ પૂરું થયું અને વિસમું થયું ચાલુ તો એની first exam હતી. પછી તો અત્યારે તો અમારે શું થયું તું ખબર એને પાછી exam દેવડાવી તી તો અમે જામનગર classes આવે ને એના classes પણ રાખ્યા તા પણ એમાં તો સમજી લો આજ વખતેનું પેપર બહુ hard નીકળ્યું તું. બિચારી બે માર્કે રહી ગઈ.

અત્યારે એ જ UPSC કરાવીએ છીએ. એ કે આપણે આ જ કરવું છે. હું કવ ભણો વાંધો નહીં. પપ્પા ને એ બસ અમારે છે જમીન એમાં

બે દીદી મારા હું એક મારા મમ્મી ને પપ્પા. બરોબર છે એક બેન

અને ભાઈ તમે એકલા okay okay સારું.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 દાદાજી ને દાદા ને એ બધા મારા કાકા કાકા જોડે ભેગા ભેગા રહીએ છે નાના હતા ને ત્યારથી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

હા એ બધા અમે બધા એક જ ગામમાં રહીએ છીએ. એ ટુંકમાં પહેલા તો એવું હતું કે જૂનો વાસ ને નવો વાસ બધા મોટા મોટા જે ભાઈયું હોય બે છોકરા હોય એમાંથી મોટા ભાઈ નોખા થઈ ને આ બાજુ આવે તો અમારે એ બાજુ છે ને અમારો અ વિસ્તાર એમાં બધા છે ને અમારા જ કુટુંબ ના એટલે અમારે કુટુંબના જ બધા છે ને મોટા હોય ને જે ભાઈયું એ નવા નવા અલગ થયેલા નોખા થયેલા છીએ. હા હા નોખા થઈ જવાય ને. હમ્મ બરોબર બરોબર.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

હા બસ એ છે ને મારા ઘરે થી અઢી ત્રણ કિલોમીટર દૂર થતું હશે. નજીક જ સાવ નજીક.

હા હું મારા ઘરની ટુંકમાં અગાસી માથે ચઢું ને તો અમારે એ બાજુ તો ખુલ્લુ એટલે કાયદેસર તમને મંદિર પણ દેખાય. એ છે વચમાં નદી ને એની બાજુ ઓલું મારા મમ્મી નું ગામ. ઓહ તો તો એકદમ નજીક જ.

હમ્મ અત્યારે તો નાની પણ ટુંકમાં અમારા ગામમાં જ અમે બધા ત્યાં જ રહી છી. નાની ને દાદા ને બધા ત્યાં.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 અત્યારે દાદા ને બિચારા બીમાર છે. દાદી ને દાદા ને ટુંકમાં ઉમર થવા આવી હવે. હા ઉમર થવા આવી પણ થોડું ઘણું આમ તો કઈ કરતાં હશે ને. નહીં નહીં કામ થાય એમ જ નથી બિચારા ખાટલા માં છે.

કાકા છે એમને goverment job છે ડ્રાઇવર છે ST માં.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 નહીં એને તો route છે પેલા તો સમજી લયો સુરત હતા ચાર પાંચ વર્ષ નવા આપડે હોય એટલે તો બહાર જ મૂકે. પછી આ દાદા ને થોડી emergency માં બીમાર ને રહેતા ને પપ્પા નું ને મારા પપ્પાનું નક્કી ના હોય એને હાલતા કામે થી બારે જવાનું હોય એટલે એ ક્યારેક આમ બહાર હોય પછી મારા કાકા ને આમ છે ને અહિયાં જામ જોધપુર ડેપો કરી ને છે. તો emergency માં આપણે transfer થઈ જાય ને આ બધુ document ને એ બતાવી દઈએ એટલે અને પાછું થોડુંક ટુંકમાં હતા જાણ પહેચાન ઓડખીતા હતા તો આવી રીતના કરી ભલામણ. તો ચેક કરવા આવ્યા ઘરે કે ના દાદા બીમાર છે પછી દાદા ના document જોયા બધા ત્યાંથી ઉપર થી officer તો આવે ને ચેક કરવા.

હા એટલે નોકરી કરી ને સાંજે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

ટુંકમાં આમ મજા આવે. નકર એકલા એકલા તો શું કંટાળી જાય. એકલા એકલા તો કંટાળી જાય. પછી મારા કાકા ના બે છોકરા છે ને નાના નાના એટલે મોટા છે એમ તો નવમું દસમું ભણે એ હોય ને એ બેઠા હોય

તેમાં હું તો હમણાં બારે છે નકર તો હુંય જાતો. એટલે હું હમણાં જાવ એટલે દાદા રોવા મંડે એ કે તું તો આવતો નથી અહિયાં. હું બારે છું હાલતા ફોન આવતો હોય ને એટલે એ ટુંકમાં વાત કરતાં હોય. સરખા એ બોલી નથી શકતા સંભળાય પણ નહીં.

હા પંચયાસી નેવું વર્ષ થવા આવ્યું હો. તો તો ખાસા વર્ષ થયા પંચયાસી નેવું વર્ષ તો. તો પણ અટાણે એમ નહિ ખાઈ લે સરખા એ જમી લે બીજી કોઈ માથાકૂટ ના કરે. એમાં મસ્ત જે એમને જે ઊભા હોય ને એટલું કામ કરી લે બેઠા બેઠા.

પછી ક્યારેક એવું ખાવાનું મન થાય કે ગાંઠિયા ખાવા છે તો ફોન કરે ફોન કરાવે. મારા કાકી પાસે છે ને ફોન કરાવે. એ કે ફોન કરો જોઈ. તો એને ગાંઠિયા ના શોખીન ગરમ ગરમ ગાંઠિયા મજા આવે. ગાંઠિયા ને મરચા. હા તો એ ખાય. તો એ ક્યારેક લેતા આવી દઈ. પછી બહુ વધારે ના ખાવા દઈ ઓછા કેમ કે એ વજન વાળા હોય ને પાછા.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

લાગુ પડી જાય ઘા કરતો એટલા માટે.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

અહિયાં સિટી માં ના વાંધો આવે સિટી માં વાંધો આવે. ત્યાં તો ના વાંધો આવે તે ખાધું પીધું ને દવા ત્યાં થી લઈ લીધી તો ready થઈ ગયું ના વાંધો આવ્યો. ખુલ્લુ વાતાવરણ હોય ને એટલે એટલું બધુ એ ના હોય. અરે અમારે શું હતું ત્યાં અમારે છે એક મંદિર છે બહુ મસ્ત છે શેરી માં વચમાં મંદિર એટલે તમે જોવો તો બહુ મસ્ત મંદિર છે આમ. મોટું તો બધા ડોહલા હોય ને ગામના કે હા કે પાંચ સાડા પાંચ થાય મસ્ત આમ નિરાંતે બિરાતે ઉઠીને ચા પાણી પી ને fresh થઈ ને આવે. એ સાત સાડા સાત આઠ વાગ્યા લગી બેસે જમવાનો ટાઇમ થાય ને ત્યારે ઘરે જાય બધાય બેઠા હોય. એટલે ટૂકંમાં સાંજે રોનક જ હોય ને ગામમાં આપણે. દિવસના બધા કામ ધંધે ભાગી જાય છ સાત થાય ને બધા આવી ગયા હોય ને આડા અવડા ને પછી આડા અવડા ગામમાં નીકળે. છોકરા ને મોટા ને એ એ રીતના બધા બેસીએ તો અમે કઈ કે તમેય ગામડાના જ હશો એટલે તમનેય ખ્યાલ જ હશે એ તો હા એ જ ને. અમારે બી એવું જ છે. અમારે દાદા આ કોરોના માં એની પાછળ જ expired થઈ ગયા. અમારે દાદા ના સો વર્ષ તમને વાત કરી ને એક સો એક સો ને પાંચ વર્ષ ઉપર થઈ ગયા હતા. પછી expired થઈ ગયા ને દાદી તો લગભગ હું છઠા સાતમા માં ભણતો તો એ વખતે expired થઈ ગયા તા હું છઠા સાતમા માં ભણતો એ વખતે. હા ટુંકમાં અમારે પણ એમ જ છે મારા નાના છે ને એને બિચારા ને થોડુંક ઓલું હતું કેન્સર ની અસર જેવુ હતું તો છે ને એ હું બહુ નાની ઉમરનો હતો ને મારો જનમ થયો ને મારા નાની ને એ વાત કરે ને અમે ક્યારેક સાતમ માં ને જાય અમે બધાય. માસી ના છોકરા ને ભેગા થઈ ને મારા મારા સગા માસી છે એક એના બે છોકરા છે. બેન બંને મારા કરતાં મોટા છે. અમે બધા ના ત્યાં જઈએ ને ભેગા થઈ સાતમ આઠમ માં તો નાની વાર્તા કરતાં જાય ને પછી ક્યારેક જૂની જૂની વાતો કરે ત્યારે કેતા તા કે તું ત્રણ ત્રણ મહિના નો હતો ને તારો જનમ થઈ તું ત્રણ મહિના નો થયો ને તારા નાના expired થયા એ કે પછી શું હતું કે ટુંકમાં હા ટુંકમાં કેન્સર વાળા વ્યકિતને આજુબાજુ માં તો કોઈ ને જવા ના દે તોય મને હે ને હું નાનો હતો ને નાની કેતા મને કે તને છે ને એ પાસે જ રમા તને પાસે જ રાખતા ને તને રમાડતા. ટુંકમાં પેલા એવું હતું તો કે અમારી પરિસ્થિતિ બહુ નબળી હતી મારા પપ્પા ને એ લોકો ની કેમ કે નવા સવા નોખા થયા તા ને પેલા ના માણસો તો સમજી લો થોડાક મગજના tight હોય દાદા ને દાદી ને એ બધા તો કઈ હતું નહીં. અમે છે ને નોખા થયા હોય એટલે બધુ management બધુ હા મારા મમ્મી ને પપ્પા બંને બહુ ભણેલા છે તો ટુંકમાં છે ને મને ખ્યાલ છે હું મને યાદ આવે ટુંકમાં કયા લગી ખબર મારા અમારે જમીન હતી જમીન નહીં મકાન ની જમીન દીધી હતી. તો એમાં એક ઝુંપડી જેવુ હતું નળિયા વાળું. પેલા નળિયા આવતા. ના અમારે ગામડામાં છે નળિયા હાલ માં બી છે જૂનું ઘર છે

અને એમાં અમે પાંચ જણા રહેતા. મને હજી યાદ આવે કે છે ને વરસાદ થતો ને ત્યારે અમે નીચે વાસણ રાખતા હા હા બરોબર આ પેલું પાણી પડે અંદર થી હજી યાદ છે. અમારે ત્યાં બી એવું જ છે. અમારે બી ગામડા માં જૂનું ઘર હજી છે. મોટું ઘર છે હા મમ્મી ને પપ્પા એ વચ્ચે બહુ ગજબ મહેનત કરી છે. અત્યારે બહુ સારું છે નથી વાંધો. અત અત અત્યારે કયા તમારે ત્યાં ગામડે બનાવેલું છે મકાન. ગામડે જ બનાવેલું છે મકાન. ટુંકમાં જ બારે નહીં અમારે ધંધા બધા ત્યાં જ રહિયા ને આજુબાજુ. મારા પપ્પા ને જમીન લઈ લીધી અમે સારી એવી. તો અમારે પાસે જમીન છે. પપ્પા એમાં થોડું ધ્યાન દે. પપ્પા ને બહાર ના કામ બીજા આવતા હોય એને બહાર જ હોય most of જમીન તો અમે ભાગ્યે દઈ દઈ વાવવા. બાકી બહાર ના કામ હોય ને એ જ પપ્પા ને કરવાના હોય. બરોબર પાકમાં શું શું લેવાનું. કયો પાક થાય. પાક કયો લેવાનો? પાક તો જો શી મોસમ પ્રમાણે આપણે હોય.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 હા ઉનાળા માં ડુંગળી હા પછી અટાણે શિયાળ માં તો શરૂઆત માં ઓલું હોય કપાસ હોય ને શરૂઆત છે તો.

ડુંગળી ક્યારે રોપવાની આવે અત્યારે રોપવાની આવે. એમાં શું ડુંગળી ના અલગ અલગ પ્રકાર આ મોસમ પ્રમાણે અટાણે ઓલી એમાં એમ કે નાની નાની થાય ને પછી છે ને ઉનાળો હોય ને તએ વાવવાની હોય ને પછી એનું કઈ ત્રણ ચાર મહિના માં તો બહુ અમારે એ બાજુ એ બહુ વધારે ડુંગળી નું.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 એ બાજુ ગોંડલ બાજુ હા જીરું થાય જીરું?

હા જીરું માં ધ્યાન આપવું પડે પણ જીરું એ બાજુ થાય છે. જીરું છે ને થાય ને તો તમને ઘણું દઈ દે ને જાય એટલે બધુ લેતું જાય એના જેવુ કામકાજ છે. અમારે તો શું ભાગ્યા હોય ને એ ઘર જેવા છે. બિચારાં ત્યાં ને ત્યાં અમે એને મકાન બનાવી દીધું છે વાડી માં એ રહે. બહુ સારું ધ્યાન રાખે ખોટું ના કેવાય. કામ કામ કરે. બીજું કઈ ટેન્શન નહીં બીજું કઈ ઉપાદી નહીં ખાવા પીવાનું જોઈ. હા ભાગ્યા ને તો હવે એમનું કામ હોય ને કામ કરવાનું હોય ને બધુ. હા બીજે કઈ એમ ને ફેર ફઅતુર નહીં એને. એ ને એના છોકરા ને એના ઘરના ને બધા એ રહે ત્યાં. બસ એ રહે. હા પપ્પા જમીન ને એ સંભાળે ને મમ્મી પાસે શોખ છે. મમ્મી છે અત્યારે અમારે કપડાં ની દુકાન છે કુટિયાણા કરી ને.

બહુ સારી દુકાન છે.

બરોબર કપડામાં બધુ સાડીઓ ને આ ડ્રેસ નાને થી મોટી વસ્તુ બધી કેમ કે મમ્મી જ બેસતા હોય અને કામ કરવા ત્યાં બે ત્રણ છોકરીયુ છે એ હોય એટલે ફરજિયાત મમ્મી ને જ બેસવું પડે.

પછી મમ્મી ત્યાં એ દુકાન સંભાળે. બહુ સારું હાલે છે નથી વાંધો અત્યારે તો ભગવાનની દયા છે અને મમ્મી પપ્પાની મહેનત. ના ના મહેનત કરે તો જ આગળ વધાય ને જો આપડે મહેનત ના કરીએ તો પછી આગળ ના આવી કેમ કે જે છે એ બધુ મહેનત નું છે. આપણે મહેનત કર્યા વગર કોઈ કામ નથી મળતું અત્યારે. મારા પપ્પા એ જ કેતા હોય તું જે કર એ ગમે એ એક વસ્તુ માં ચોટયો રેજે. પછી ઓલું કરવું ને ઓલું કર લેવું એમાં કઈ ભેગું નહીં થાય. એવું નથી કે તારે ભણવું જ છે તું નહીં ભણ તો એ કે આપડે તો સગવડ છે હું તને ધંધો નાખી દઇશ પણ ત્યારે કરવું જોશે. પછી આળસ કરો ને તો ના થાય બસ એ રીતના. એ કે જો અમારી પાસે કઈ નતું. એ તો વાર કરતાં હોય ને ક્યારેક ક્યારેક તો એવું થઈ જાય ખબર ને છોકરાઓ થી ભૂલ થાય ને એ પપ્પા lecture દેતા હોય. એ રીતના.

અત્યારે હા હાલ માં પણ. ક્યારેક ફોન આવે એટલે મર્યા.

તો પણ એ સાંભળવાનું જ નહીં ખિજાય જાય. હમ્મ નહીં એ કે પહેલા ફોન કરી દેવાનો. બરોબર છે હા એટલે પહેલા ફોન કરી દેવાનો પછી બીજી વાત. બરોબર. ના આમ તો ફોન તો પહેલા કરી દેવાનો. job તો હવે job તો હવે છે જ આપડી. . હમ્મ પણ ફોન મમ્મી પપ્પા ને જે ટાઇમ આપેલો એ ટાઇમ ફોન કરી દેવાનો. હા પછી શું એને ટેન્શન થયા રાખે એક તો બારે રહ્યો. હા બાર એકલા રેતા હોય એટલે ટેન્શન તો રહે ને. ટેન્શન તો રહે. પાછી દીદી અત્યારે બહાર છે એ રાજકોટ છે. એટલે મમ્મી ને પપ્પા ઘરે એકલા જ હોય. અમારે ત્રણેય ભાઈ બહેન નો ફોન આવે. પહેલા હું કરું. પછી મારે નાની દીદી નો આવે એ ખાઈ પી ને ત્યાંથી નવરી થઈ જાય classes નું પતાવી ને પછી સૌથી છેલ્લે મોટા દીદી નો આવે રોજ એ જમી લે બધુ કામકાજ કરી લે મારા જીજાજી આવી જાય ઘરે પછી. હમ્મ. મોટા દીદી છે એ રાજકોટ છે.

હા એ તો contarct base ઉપર. અમારા જીજાજી છે ને કામ રાખે છે મોટા આ કડિયા કામના હોય ને એના. મોટા કામ રાખી દે એક ફેરામાં. નહીં એમાં ધ્યાન એટલું દેવું પડે ને પૈસાય મળે. ધ્યાન રાખવું પડે પણ પૈસા એની અંદર બહુ મળે. પણ એ તો પેલે થી કામ કરેલા છે ને બહુ નાની ઉમરે થી એટલે એને એ બધી બહુ.

એમાં બહુ ધ્યાન રાખવું પડે. અરે એમ તો શું મારા જીજાજી ઓમ ઘરે તો ના ખબર હોય પણ ઓમ માથાના. એમાં તો સમજી લ્યો માથાકૂટ ને બિલ્ડરો હારે થતી જ હોય. contract રાખ્યા હોય એટલે. તો એ બધુ ધ્યાન રાખવું પડે. હા ધ્યાન તો રાખવું પડે ને. હા એ બે ભાઈયું છે ને એ એજ કરે છે contract નું. એ છે બે મોટા મારા જીજાજી છે ને એના કરતાં મોટા ભાઈ છે તો એ બંને તો એ જ કરે.

contractor નું તો આમ મગજ થોડું હોય ને માણસ નું તો બહુ પૈસા મળે.

એને અટાણે ખુદ નું ઘર છે રાજકોટ માં, ફ્લેટ છે બહુ સારું છે. બરોબર છે સારું કેવાય એ કેટલું ભણેલા તમારા? એ મારા જીજાજી બહુ વધારે નથી ભણેલા. દસ હા બસ દસ બાર. હા પણ એ એ વખતે નું ભણ ભણતર યાર બહુ ખતરનાક દસ પાસ એટલે બહુ ખતરનાક. નહીં બાર પાસ કરી ને પછી fail થયા એટલે મૂકી દીધું હવે નથી ભણવું એ કે હાલો રાજકોટ ભાગી જઈએ.

હા એટલે હવે છે ને અમે આપણે આ ગણપતિ નું ગણપતિ ચાલે છે ને અત્યારે એટલે અમે લોકો ત્યાં બોમ્બે ગયા તા લાલબાગ કે રાજા અને બીજી ઘણી બધી જગ્યા એ ફરી આયા એમ અરે જબરદસ્ત એમ! ભીડ એટલે જોરદાર એમ! લાલબાગ કે રાજા માં તો બહુ ફેમસ છે મહારાષ્ટ્ર માં તો ગણપણતિ નું બધું પુના માં છે ને દગડુ શેઠ છે, ને એ બધું પછી આપડે સિદ્ધિવિનાયક છે બોમ્બે માં નાં નાં નાં અ અમે લોકો ટ્રાવેલ્સમાં ગયા તા ફેમિલી સાથે.